મારે study તો પૂરી થઇ ગઈ છે અત્યારે કે ડી પોલિટેકનીકમાં કરી હતી પાટણ

પાટણમાં તો કયો પાટણમાં એટલે પ્રોપર પાટણ રહેતા હતા કે તમે study કરતા હતા ત્યાં તો બહુ સારું છે ના ના ત્યાં પેલા ત્યાં ભનેલા હતા એમ બરોબર ને પેલા ત્યાં આખું family ત્યો પાટણમાં રહતું

પાટણમાં જ તમારી કોલેજ છે

બરાબર તમારે કેટલું છે qualification મારે actually એવું છે કે બીકોમ પૂરું થયું છે અતારે last year અચ્છા બીકોમ last year એવું lastyear છે b. com નું અમદાવાદ જ કોલેજ કરું છુ

અહમદાવાદ જ છું પ્રોપર અહમદાવાદ થી બાકી up down કરું છું ધોળકા ન રહેવાસી પ્રોપેર

એવું છે એમ હા બાકી જોબ ની તો શોધ માં તો મેં પણ છુ પોતે જ મારે પણ જોબ કરવી છે સારી એવી જગ્યા પર

વાંધો નહિ હું તમને share કરીશ whatsapp માં બરાબર છે જોઈ લેજો તમે તમને યોગ્ય લાગે તો જતા આવજો એમ intrview આપતા આવજો ઓકે ઓકે બિલકુલ સર એવું છે એમ બધા ઘરે બધા ready ને એમ complete બધા સારા છે મમ્મી પપ્પા ભાઈ બેહેન બધા સારા છે એવું છે એમ ના ના બરોબર બરોબર હવે તમારે કેવું છે આગળ હોળી આવે છે શું વિચાર્યું છે હા હોલીં આવે છે હોળી વખતે જવું છે ગામડે જવાની ઈચ્છા છે હવે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 બરોબર ત્યાં પણ જવાનું છે અને વડનગર રહીએ છીએ વડનગર પણ જવું પડે એમ

વતન ત્યાં થાય ત્યાં રેહેવાનું

મૂળ વતન વડનગર અમારું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

હા એ તો પછી આપડે કરી દઈએ બરાબર છે કરીએ પછી

ના હોળી જવાનું છે હોળી પર

હોળી પર જવાની ઈચ્છા છે હોળી પર બરાબર છે

હોળી પર ઘરે જવાની ઈચ્છા છે બધા FRIENDCIRCLE ત્યાં છે ને ત્યાં રહે છે એટલે ત્યાં જવાની ઈચ્છા છે બીજું શું marriage થઇ ગયા છે કે બાકી છે marriageengagement થઇ ગઈ છે અચ્છા એવું છે એમ engagement થઇ ગઈ છે અમને બે month જ થયા છે બે મહિના જ થયા છે engagement થયા

બાકી તમારે કેમનું ચાલે છે ના મારે અત્યારે engagement નહી મારે પણ અત્યારે કઈ વિચાર્યું નથી આગળ નું હા engagement નું કઈ વિચાર્યું નહિ ઘરે બધા કહે છે ખરી કે કરીલીયે એમ વાત પણ આવે છે પણ અત્યારે હાલ કેવું છે કે થોડુ આપને મતલબ કે સારી એવી જોબ કરતા થઇએ તો પછી ચાલે ને

એટલે અત્યારે તો કઈ વિચાર નથી એમ ના બિલકુલ સો ટકા વાત સાચી તમારી બાકી તમાર મમ્મી પપ્પાકેમના છે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 બરોબર શું ભાઈ movie જોવા જાઓ છે કે નહી જતા અમને વચે friend જોડે ગયો હતો હા હા હા અમના મેં પણ જોયું હતું મારા friend જોડે કે એવું કે ઇકબાલ કરીને કઈ picture આવ્યું છે નવું ગુજરાતી હા એજ ને સેમ જોયું હતું picture સારું મુવી છે બહુ મસ્ત છે હા એની સ્ટોરી જોરદાર છે એ picture બહુ જોરદાર છે સ્ટોરી સારી છે ને થોડું suspense પણ બતાયું છે ને part ટુ માં હવે આવશે એવું કઈંક છે હા બરોબર બરોબર એનું પાર્ટ ટુ હવે આવશે હા એની સ્ટોરી સારી છે એમ હા સ્ટોરી બૌ મસ્ત હતી કે સારું લાગ્યું movie જોવા તો family ને લઇ ને ગ્યા હોય તો કોઈ વાંધો ના આવે હા એ વાત સાચી છે family જોડે ગ્યા તો સારું રે એમ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

ના ના બિલકુલ સો ટકા વાત સાચી ચાલો અપડે જઈએ બધા વાંધો નઈ અપડે બધા ગોઠવીએ તો FRIENDCIRCLE જોડે પઠાણ જોતાઈએ બરાબર છે

અપડે કઈ ક્યાં CINEMA માં જવાનું છે picture જોવા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

વાઈટે એન્ગલે ય તો ગલ્લોપ્સ એવું છે એમ

ના ના તો વાંધો નઈ એ તો બરાબર છે આપને જેમ યોગ્ય લાગે એમ કરી દઈએ

હવે તો પાછો ઉનાળો પણ આવી ગ્યો છે હા હવે તો ઉનાળો આવી ગયો મારો FAVOURITE છે કબર છે તમને

હા હા ઉનાળોતો આપણ નેભી ગમે મારો favrouitebird ભલે ગરમી લાગે મને પણ મારો ઉનાળો favourite એ favourite હા ઉનાળા માં મજા આયી જાયે શું હૈ ice cream ખાવાનીંને બહાર ફરવાની ચોમાસુ ના ગમે શિયાળોના ગમે પર મારો ઉનાળોજ આવે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 ચોમાસુંતો કોણે ના ગમે ના એક સમય આપણને છે ઉનાળુ ગમે અને શિયાળો પણ થોડું થોડુ ગમે છે ને ઉનાળુ બે આવે એ સારું છે ખરાબ વસ્તુ નથી એ ચોમાસું આવે એં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

બરોબર હા બરોબર બરોબર ઉનાળામાં મજા આવશે હવે કેવું કે ઉનાળામાં બાર ફરવાની મજા આવશે એમ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

હા વેનીલા ખાધેલી છે એવું છે એમ વેનીલા ખાધેલી છે એમ

તમે ગ્યા તા ને અહિયાં આપડે ઈકબાલ movie જોવા ગયા તા ને તારા મારા friend circle અમે બધા ગયા તા ice cream ખાવા ત્યાં ગયા ત્યાં તમે તમારા friend circle ની સાથે જ ગયા તા

ના મારે પણ જવું તો છે હવે વિચાર તો છે મારા friend છે તે એક બે બનાવે એટલે હવે જવું છે

હા તો ice cream ખાવા જવું છે એમ ની જોડે હવે એટલે હવે જવું છે ખરી એમ બે ત્રણ છોકરીઓ છે મારી FRIEND છે તેમના જોડે જવાનું છે મારે

હા એટલે છોકરીઓ જોડે જઈએ તો સારું રે એમ બરોબર તો પછી તારે કેવું છે friend circle માં છોકરીઓ નથી છે ને મારા officeન ની અંદર ઘણા બધા લોકો છે પણ મેં નહિ જતો પણ ઓછુ જાઉં છું એમ

પણ ઓછુ જવું છું એમ time મળે એમ જવું છું office નું પણ જોવાનું પછી arrange કરવાનું train પકડવાની સાંજે છ વાગે એટલે મેલ થતો નથી ચાર કલાક office માં હાલ્ફ day કરું બરાબર ચાર કલાક ચાર lecture ભરવાના હોય કોલેજ ના એટલે ચાર LECTURE એ ATTEND થાય બરાબર એમ કરી કોલેજ ના આઠ કલાક મારા પુરા થઇ જાય પછી મારે બે કલાક નું સફર પોણા આઠ ની મારી train હોય લાસ્ટ માં લાસ્ટ

train માં સવારે થી નીકળી જવાનું ઘરે થી સાત વાગે ઘરે પહોચવાનું રાતે આઠ નવ વાગે પહોચાવાનું ત્યાં સુધીઆપડે STUDY પણ થઇ જાય આપડી job પણ થઇ જાય

જોબ ના છે office ના છે બધા અલગ બધી એ રીત થી મળી લેવાનું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 તો ચાલુ ત્યાં ધોળકા થી up down કરું એટલે કાઠું પડે છે family ને વાત કરી છે

sister ને તો ભી હૈને actually શું કે marriage થઇ ગયા છે ને એટલે એ પણ દુબઈ આયી છે અચ્છા એવું છે એમ હા એટલે એ પણ દુબઈ જાયે છે હવે બરોબર હા ચાલે તો તો પછી એમ અહમદાવામાં સેટ થઇ જાઓ તો ચાલે પછી અહમદાવાદ શિફ્ટ થઇ જાઓ

બરોબર બરોબર

હા યાર્ર તમે મલો પાર્થ ભાઈ તો તમને ક્યાં મળવું છે તમે કો ત્યાં મળીયે પાર્થભાઈ ના આપડે તો જોઈએ હવે અટલ બ્રીજ ફરવાનું ગોઠવીએ બરાબર છે

હા અટલ બ્રિજ જોઈએ છીએહવે અટલ બ્રીજ ફરવાનું ગોઠવીએ છે બરોબર છે

હા એટલે પછી જૌઇએ મારે પણ વચ્ચે છોકરીની વાત આવી હતી બરાબરછે તો છોકરીઓને લઈને જોઈએ સેટ થઇ જાયે તો પછી જઈએ ફરવા એમ

બરાબર છે હા હા નામ એનું ભૂમિ છે'

બરોબર બીજું કે તાર વાઈફ નુ નામ શું છે મારી વાઈફ permanent છે એનું નામ તો હશે ને

રીતુ નામ છે અચ્છા એવું એમ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

બરોબર બીજું કેમનું ચાલે છે ધોળકામાં બસ સારું છે તમારે કેમનું ચાલે છે ત્યાં મેહસાણા માં કે પાટણ માં મેહસાણા

બીજું બોલો કેવું છે તમારે એમ તબિયત પાણી ને શાંતિ છે ને આમ બધું બિલકુલ સારું છે પાર્થભાઈ

પણ આ ઉનાળા માં તો તડકો પણ એટલો બધો પડે છે ને કંટાળો પણ આવી જય છે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

પણ ત્યાં બહુ મજા આવી જાય ખેતર માં ત્યાં જવાનું હોય પછી ત્યાં આપડે સુ કેવાય જાડ નીચે બેસવાનું અને ત્યાં પછી ત્યાં નો કેટલો મસ્ત હોય ને ત્યાં પવન કેટલો ઠંડો આવે છે

ના ના બરોબર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

મારે પણ જમવાનું બાકી છે આજે late થા ગયું છે

બરોબર જોડે જમવા જાવું છે એવું જોઈએ હવે કેમનું રે છે timing

બિલકુલ હા કોઈ દિવસ આવો તો અમારા ત્યાં મેહસાણા ને પ્રોપેર મેહસાણા

રેહવાનું ત્યાં મેહસાણ પેહલા પાટણ રેહતા હવે મેહસાણા મૂળ વતન વડનગર

હા એટલે હાલ ત્યાં રેહવાનું બરાબર છે એટલે હવે વિચારે છે હવે ગામડે જવાનું છે ત્યાં વડનગર